બરાબર તો એકલા ગયા બરાબર એકલા ગયાતા કે ઘેર થી ફેમિલી જોડે કે ઓહો! બરાબર કેટલા દિવસ નો પ્રોગ્રામ હતો? ઓહો! પાંચ દિવસ થી બોમ્બે માં જ રોકાયા તા બધે ફર્યા તા બધે?

બોમ્બે હારી વસ્તી બોવ ગીચ નઇ. પબ્લિક બો હૈ નહિ કે

હા ત્યાંતો મોંઘું ય બોવ મલે નહિ પાછું? આઈ ના આપડા ગુજરાત કરતાં ત્યાં ભાવ બવ ખાસ્સો બધો વધારે બધી વસ્તુ ઑ નો અ ડબલ તણ ગણું ચાર ગણું આય થી તઈ ક્યાંક જવું હોય તોય ટેક્સી ચારસો પોનસો રૂપિયા થઈ જાય હે એવું બધું ચાલતુ, હવ હાઍટલે ટ્રાવેલ્સ એટલે સારું પડે બાકી તો એમનેમ ના જવાય છૂટક છૂટક નઈ તો લોચા પડી જાય

ઓહો રાતે ક્યાંય રોકાયા તા? કે રાતે બેઠા એટલે ઊંઘી ગયા તા?

બરાબર બરાબર સાચી વાત છે સવારે સાત વાગે પોકી ગયા એમ? હા ઍટલે બાર આવી રીતે જઈ તો એ હોટેલ નું ખાવા પીવા નું હા એ જ ને ઍટલે એ બધુ ખાવા પીવાનું થોડુંક ધ્યાન રાખવું જ પડે બાર જઈ એ તો બીજું બધું તો હમજ્યા હારું પછી તકલીફ ના થાય એમ કૈક ખાઈને આયા હોય ને પઇ બે તૈણ દાડા પછી તકલીફ થાય

એ ધ્યાન રાખવું પડ મેન તો આ અમે તો કૈક હમણાં બે અઢી મહિના પેહલા દીવ ફરવા ગયા તા હ બે ભઈ બંધો હતા જોબ કરતા તા એ બરાબર દીવ આવ્યું સોમનાથ ની બાજુ માં આમ તો ગુજરાત માં છે સોમનાથ થી હા ઍટલે સોમનાથ તો નામ હાંભળ્યું હશે ને તમે? તો, ત્યાંથી ક્યાંક ત્રીસ ચાલીસ કિલોમીટર થાય તા આવે બધુ ફરવા બરવા નું ત્યાં પેલો કિલ્લો છે તઈ દીવ નો કિલ્લો ફોર્ટ બીચ છે, કિલ્લો છે તઈ

હા એ બધુ કંપ્લીટ જમવાનું તો ઍટલે એ તો કેન્દ્રશાશિત પ્રદેશ લાગે હ દીવ

ઍટલે તઈ ના પ્રમાણે બધું હેન્ડલીંગ થતું હોય એમ ચર્ચ ને એ બધુ, બધુ વધારે હોય કારણ કે પેલા એ દીવ પોર્ટુગીઝ લોકો નું રાજ હતું ને જે પેલા

સ્ટાઇલ માં દીવ દમણ ને ગોવા

ઍટલે પછી હવે તય આવું બધુ હોય ઍટલે બધુ આવું રેહવાનું હા રાજ હા રાજકોટ એ બાજુ જ હવે થયું બરાબર

હા એટલે ગીર તય થી રસ્તા મા જ આવે મ ખબર પડી

આવે છે ને? હ રસ્તા માં ઍટલે એ જ છે તય તો અમે આવતી વખતે તય ગીર વાળા રસ્તે થી એ આયા તા એટલે પણ તઈ

બોવ મજા આવે બધુ બીચ હોય ને દરિયા કિનારો હોય ન બધુ ફરવા બરવા નું હોય

હા ઇ તો હોય પણ એ તો બધા પ્રાણીસંગ્રહાલય બધા જૂ માં રાખ્યા હોય તો બાર ઓછા ફરતા હોય બાર તો એમ મોસ્ટલી કોઈ ફરતા નઇ

ત્યાં આજુ બાજુ ગામ માં નઇ નીકળતા દીપડા ન સિંહ ચિતા ને એ બધુ આવી જાય છ ખબર છ?

મોસ્ટલી એ લોકો બધુ હઅ હ સોમનાથ ગયા તા ને ડાઇરેકટલી સોમનાથ ગયા તા પેલા

જ્યોતિર્લિંગ હોય ને એમાંથી આ સોમનાથ આ એક મંદિર છે

હા ઍટલે અમે દ્વારકા, બેટ દ્વારકા ગયેલા

બરાબર હા ઍટલે રાખતા હશે ભગવાન ઍટલે કાળિયા ઠાકોર તો કોઈક માણસ નું નામ લાગહ કાળીયા ઠાકોર તો કઈક માણસ નું નામ નઇ લાગતું?

બરાબર છે હ આ બાજુ થી બેટ દ્વારકા ને બધુ પેલું બોટિંગ માં બધુ જાય ને તે મજા થઈ જતી હશે નઇ? હ ઍટલે બોટ બધી છીછરી જગ્યા એ થી જ ચલાઈ ને લઈ જતાં હોય ઊંડી જગ્યા એ નહિ જતાં હોય એવું હોય છે તઈ, તે પાછું કઈક વચ્ચે કઈક બોટ માં બેહી ને પાછું સામે કઈક મંદિરે દર્શન કરવા લઈ જાઇ છે એવું કઈક છે ને તઈ ટાઇમ લાગ હ બાય રોડ જાઇ એ ને તો બરાબર હા એટલે આવું કઈક છે મજા આઈ જાઇ હે એમ? અમે તો જો ને રાતે પોકયા તા

બ્રાન્ડી હોય ઍટલે એ બધુ આખું બધુ જ બધુ જ બધી જ વસ્તુ તઈ મલે એમ, દીવ દમણ ને ગોવા અ તન એમ ઐ આપડા ગુજરાત માં તો આ બધી વસ્તુ બંધ છે ને એમ દીવ માં ચાલે આ વસ્તુ વલી સસ્તી મલે એમ પ્રાઇસ નૉમિનલ એમ એ એવું ત્યાં આખી દુકાનો જ છે બધી આખી એની શોપ જ આખી એ ભઇ ખાધું ને બીયર ને એવું બધુ પીધું આપડે પેલું બોવ હાર્ડ ડ્રિંક લેતા નથી

ફ્રેન્ડ લોકો બધા હોય જોડે ઍટલે ડ્રીંક લે એ લોકો એમ ખાવા બાવા ની બધી મજા પડી જાઇ પછી અમે તો તઈ કિલ્લો હતો કિલ્લો તઈ ગયા તા જોવા એવું છે આવો હાવ કિલ્લો બનાવ્યો એની બાજુમાં જ આખો એ છે સમુદ્ર તમને દૂર લગીન દેખાઈ એવું છે હા એ જગ્યા એ એક કિલ્લો બનેલોછે, એ એક બાજુ જમીન થી બનવા નું ચાલુ કર્યું કિલ્લો અડધો પાણી માંછે હા ઍટલે એ બધુ રાજાઑ એ જ બનાયું

એટલે જોરદાર લાગતો હશે નહિ?

કાચ નો એમ? બરાબર ઓહો લવર પોઈન્ટ એ બધા કપલો આવતા હશે. હ હ હા એટલે એને લવર પોઈન્ટ નામ આપી દીધું બોવ મોટી જગ્યા હશે એમ?

હઅ વિસર્જન એમ? પછી દમણ ગયા એમ?

હઅ, બીચ બીચ મજા આઈ ગઈ હશે ને દમણ માં?

હા આવું હ હા ઍટલે દમણ તો ગંદુ બોવ એવું કે છે.

હા એ તો હાચી વાત છે હો ઈ હા એટલે તઈ નો દરિયો આમ ચોખ્ખો નહિ રાખતા એવું છે કઈક હઅ દીવ ક્લિયર રાખે છે હા એ કેવો થોડું સાચવવું પડે એમને?

બરાબર હાચી વાત છે

હા એટલે પછી અમે તો દીવ હતા ઍટલે કિલ્લો ને બધુ જોયું હવ તય યો આજે દેવગન ના પિકચર નું શૂટિંગ થયું તું એ એ જે કિલ્લો છે ને, એ કિલ્લા નું, હવે નામ નઇ એ દીવ નો કિલ્લો જ કે છે હઅ તઈ બાજુ ની નીચે એક જેલ છે બોવ મોટી ઍટલે જેલ તો એ બંધ છે પણ એ જેલ નું શૂટિંગ થયું તું તઈ પિકચર માં બતાવતા, ઉપરે થયું તું શૂટિંગ કિલ્લાની ઉપર એ ઍટલે આમ બધુ જોવાની મજા આવે આમ ફરવાની આ બાજુ બધી બૌવ પબ્લિક આવે જોવા ઍટલે પણ હું થોડુંક ક્લીન રાખે ને બધુ ચોખ્ખું ઍટલે મજા આવે વાંધો ના આવે એમ ચાલે અમે તો ત્રણ દિવસ રોકાયા તા તય ઍટલે ગાડી લઈ ને ગયા તા, ઍટલે પઈ આપડે વચે ઊભું બુભુ રેવું હોય કઈક, ખાવું પીવું હોય તો તોય તે રેવે એમ હમજયા?

વાંધો નઇ, એ રાતે નીકળતા પછી હવાર માં તો સોમનાથ દર્શન કરી લીધા પછી તય થી દીવ ગયા હા ઍટલે એ તો હોટેલ ન હોય ને તય રોકાયા તા તય હોટલ માં જ હોય છ જમવાનુ કા તો બાર બીજે રેસ્ટોરન્ટ હોય તો ત્યાં ભી હોય

બ તઈ આઠ બીચ છે અલગ અલગ દરિયા કિનારા, ઍટલે એ બધુ જોવા બોવા ની મજા આઈ જાઇ એમ

મજા આવે એવું, અને આમેય કેટલા વરસ થી કયાય ગયા નતા ફરવા આ લોકડાઉન ન ને બધુ થઈ ગયું તું ઍટલે પછી આ બધુ એટલે બધુ ખોલી નાખેલું આમ તો તે પછી વૉનધો નઇ એમ ઍટલે બધુ ચાલે એમ બધુ ચાલ્યા કરે આવું, મજા આઈ ગઈ એમ, હમજયા?

એ આવતી વખત પ્લાનનીગ કરતાં અમે લોકો કે હવ કઈક બીજે કી જાઇ આવીએ અબુ માઉન્ટ અબુજાએ એમ

જોઈ એ ઇ કેવું છે એમ શું છે ને શું નઇ એમ, મજા આઈ જાઇ એમ બીજી વખત તય નો પ્રોગ્રામ રાખીશું એમ બધા એગ્રી એ થયા તા હવે એ બધા ન જોબ ચાલતી હોય ઍટલે બધુ ટાયમ નું બધુ સેટ્ટિંગ બેટિંગ બધુ કરી ને જઇશું પછી હવ છો આઠ મહિના દહ મહિના પછી હમણ ફરી ને આયા ને ઍટલે થોડુંક હવે

આમ તો થોડુંક રાખવું જ પડે હરવા ફરવા નું, તો તમારે લાઈફ મજા આવે એવું છે એમ સમજ્યા? ના માંડવી બીચ નઇ અમે દીવ નો બીચ જ ફર્યા તા પછી ફ્રેન્ડ ને તય રોકાયા તા એ તય આયો તો દીવ મા જોડે જ આયો તો એ દીવ ની બાજુ માં ઉના ગામ છે ને તઈ ભાઈબંધ રેતો તો

હ તય એક ભાઈબંધ મારી જોડે ભણતો તો એ તય હતો તે અમે તેને ઘેરે ગયા તા એ અમારે તય આયો તો જોડે દીવ આયા સર્કલ બધુ આજુ બાજુ બધા ઓળખતા હોય ઍટલે બધા મલે એમ એવું છે ઍટલે, બેઠાપછી તય ખાસો ટાઇમ ભઈબંધો ની જોડે બેઠા જૂની બધી વાત કરી એમ, એકદમ થી જૂની વાતો બધી યાદ કરી ને એણેય પછી રજા લીધી તી એક દિવસ એવું બધુ ચાલ્યા કરે એમ તે મજા આઈ એને ઘેર ખાધું પીધું જમ્યા ના ના ના કરતાં કરતાં જમવાનું ગોઠવી દીધું. એમને એવું કે ફરી કયે આવાના છે ભઇબંધુ એમ, ઍટલે મે કીધું આઈશું ભઇ તો કે ના કે, મજા આઈ એમ જોવા જાઇ એ તો એવું છે બધુ

તે કેટલા દિવસ લાગ્યા તા? આખો દિવસ ચાલવાનું હોય? બપોરે આરામ હોય અને રાતે ચાલવાનું હોય એવું? હા રાતે ઠંડક માં ચલાઈ જાઇ એમ ને વધારે? હાચી વાત છે હા અમુક લોકો જાય છે, તે કેટલા જણા ગયા તા ચાલતા ચાલતા?

વીસ જણા હે, હા એટલે એટલા લોકો જતાં હોય વીસ ત્રીસ ની આજુ બાજુ હા ઍટલે જવાય હુ ગયો નહિ એવી રીતે હા ઍટલે ખબર ના પડે આઈ જાઇ, હા ખબર ના પડે કે આઈ ગયા આપડે એમ સંઘ ના એમ?

રસ્તા માં એમ? બરાબર છે એ લોકો જ વ્યવસ્થા કરે એમ? જમવાની હા ઍટલે એ જ ને કે ભઇ વાંધો ના આવે એમ એવું છે એમ હા ઍટલે એ તો જોઈ એ જ ને શું હતું નાસ્તા માં?

હઅ, બરા, ના હાચી વાત છે ચાલ થાક ન લાગે એનર્જી આઈ જાઇ અને તઈ કાઠિયાવાડી જમવાનું હસ એ લોકો તરફ થી જ હોય જમવાનું? ઍટલે આ સંઘ માં જાઇ એ તો આપડે કા ને એ લોકો તરફ થી જ જમવાનુ હોય એમ? ખર્ચો ના થાઈ આપડે? હ હ બરાબર ના એ સારું કેવાય બરાબર છે ચાલે ઈ તો વાંધો ના આવે આમ બધી મજા આઈ જાઇ વાતો કરતાં કરતાં પોંકી જયે ખબર ના પડે આ રાત છે, અને રાતે ઠંડક ને ઍટલે વધારે ચલય, બપોર મુ ગરમી ને લીધે થકી જાવ એ બપોર ઊંઘી જતાં હશો એમ બધા?

એવું તે ચંપલ પેરી ન ચાલવાનું કે ચંપલ પર્યા વગર? એવું છે હા પણ હાચી વાત છે નઇ? ફોલ્લીઑ થઈ જાઇ દુખે તો ખરા જ ને પગ આટલું બધુ ચાલી એ તો, સારું ત પછી મળી એ ત બીજું બરાબર છે?

Hospital માં દાખલ કેમ થયા એમ કહી mediclaim નાખવી દીધો claim ની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી દેવા ગ્રાહક કમીશન ને star health insurance ને હુકમ કર્યો અત્યાર સુધી જોવા મળ્યું છે કે Health insurance company ઓ mediclaim મજુરી માટે hospital મા દાખલ થવાનો આગ્રહ રાખતી હોય છે ત્યારે વડોદરામાં તેનાંથી વિપરીત case જોવા મળ્યો છે star health LI and insurance company એ તેના ગ્રાહક દર્દીનો mediclaim એમ કહીને ના મંજુર કરી દીધો હતો કે જરૂર નહિ હોવા છતાં hospital માં દાખલ કેમ થયા દસ લાખ ની policy હોવા છતાં star health LID insurance company એ દર્દીના સારવાર ખર્ચ ના રૂપિયા છાવીશ હજાર બસો ને પચાસ નામંજૂર કરી દીધા હતા જો કે દર્દી આ મામલે ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં પોહોચી ગયા હતા અને case દાખલ કરી દીધા કમીશન ને star health insurance ને mediclaim ની પૂરે પૂરી રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી દેવા આદેશ કર્યો છે શાણીદુમાણ રોડ પર રાજ્યલક્ષ્મી સોસાયટી માં રહેતી રહેતા દિલીપભાઈ પટેલ case નોધાવ્યો હતો કે મેં star health li and insurance company માંથી